ટી_વી ની અંદર એક લીલા કલર ઘાંસ લીલા કલર નુ ઘાંસ છે.

આ જે લોકો નાવા પડેલા છે એ બન્ને યુવા જે લોકો નાવા પડ્યા છે તે બન્ને યુવાન છે અને તેમનું પણ સારો છે.

કેટલાક લોકો નીચે આરાધના કરતા દેખાય છે અને એમાજ નમો બુદ્ધાય લખેલું છે.

કારખાનામાં આગ લાગેલી છે અને જયાં ગણા બધા લોકો કામ કરી રહ્યા છે અને.

અને તે બેન છે તેમને લાલ કલર ની સાડી પેરેલી છે.

અને હોટલ છે તેનું વાદળી કલર નું બોર્ડ લગાઇલુ છે.

ઑફિસ માં ઘણા બધા લોકો કામ કરી રહ્યા છે અને ઑફિસ ની બાર એક કેલે પીળા કલર નું કેલેન્ડર લટકાવેલું છે ઑફિસ નું લોકેશન પણ સારું એવું છે.

ને સ્પોર્ટ્સ ક્લબ માં ઘણા બધા લોકો રમવા આવ આવ્યા છે અને સ્પોર્ટસ ક્લબ માં ઘણા બધા સાધનો પડેલા--

આમા ત્રણથી ચા ચાર દુકાન આવેલી છે દુકાનનું નામ લાઇફસ્ટાઇલ છે લાઇફકેર છે.

આ એક ગાર્ડન છે ગાર્ડન મા ધ્યોનુ બોર્ડ છે બોર્ડ ની ઉપર ગે લખેલુ છે.

આ ચિત્ર એક હેલ્થ કેમ્પ નુ છે.

આ એક એપાર્ટમેન્ટ નો ફોટો છે એપાર્ટમેન્ટ માં એક સોફા સેટ મૂકેલો છે.

ટી_વી મા ઘણુ બધુ ઘણી ટી_વી મા પિક્ચર આવી રહ્યુ છે અને આંઠથી દસ ઓફિસ મા ખુરસીઓ છે.